લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે ક્વેરી વિઝાર્ડના ઉપયોગ વડે સાદી ક્વેરીઓ બનાવવી ક્ષેત્રો પસંદ કરવાં ક્ષેત્રોના વર્ગીકરણ ક્રમને સુયોજિત કરવું અને ક્વેરી માટે શોધનાં માપદંડ અથવા કંડીશન શરતો પૂરી પાડવી
ચાલો સૌપ્રથમ જાણીએ ક્વેરી શું છે
ક્વેરીનો ઉપયોગ ડેટાબેઝમાંથી અમુક ચોક્કસ માહિતી મેળવવા માટે થઇ શકે છે
બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપેલ માપદંડો સાથે બંધબેસતા અમુક ડેટા માટે ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે ચાલો આપણે આપણા પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ
આપણે પુસ્તકો અને સભ્યો વિશેની માહિતીને આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં સંગ્રહિત કરી હતી
હવે આપણે બધાજ લાઈબ્રેરીના સભ્યો માટે લાઈબ્રેરી ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ
અથવા આપણે જે બધી પુસ્તકો લાઈબ્રેરીમાં નથી એના માટે ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ
ચાલો જોઈએ કે બેઝનાં ઉપયોગથી આપણે એક સાદી ક્વેરી કેવી રીતે બનાવી શકીએ
આપણું ઉદાહરણ એ છે કે લાઈબ્રેરીના બધાજ સભ્યોની એમના ફોન નંબરો સાથે યાદી બનાવવી
આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ
હજી સુધી તમને કદાચ ખબર પડી જ ગઈ હશે કે આને કેવી રીતે ખોલાય છે
ચાલો ડાબી પેનલ ઉપર આવેલાં ક્વેરીઝ આઇકોનને ક્લિક કરો
જમણી પેનલ ઉપર આપણને ત્રણ વિકલ્પો દેખાય છે
આપણે પહેલા સાદી ક્વેરી બનાવી રહ્યા હોવાને કારણે આપણે સરળ અને ઝડપી પદ્ધતિ પસંદ કરીશું
અને આ ક્વેરી વિઝાર્ડના ઉપયોગ દ્વારા કરી શકાય છે
જટિલ ક્વેરીઓ બનાવવાં માટે બેઝ આપણને અત્યંત સરળ વિકલ્પો પુરા પાડે છે જેમ કે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ અને ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ જેના વિશે આપણે પછીથી શીખીશું
હમણાં માટે ચાલો યુએસઇ વિઝાર્ડ ટીઓ ક્રિએટ ક્વેરી ઉપર ક્લિક કરીએ
હવે આપણને ટોચ ઉપર ક્વેરી વિઝાર્ડ લખેલું એક પોપ અપ વિન્ડો દેખાય છે
ડાબી બાજુએ આપણે ૮ પગલાઓ જોઈએ છીએ જે મારફતે આપણે જઈશું આપણે પગલું ૧ ફિલ્ડ સિલેક્શન ઉપર છીએ
જમણી બાજુએ આપણે જોશું લેબલ ટેબલ્સ નીચે એક ડ્રોપ ડાઉન બોક્સ આવેલું છે
અહીં આપણે ડેટા જે આપણને આ ક્વેરી પાસેથી જોઈએ છેતેના સ્ત્રોતને પસંદ કરીશું
આપણી ઉદાહરણ ક્વેરી લાઈબ્રેરીના દરેક સભ્યોની યાદી મેળવવા વિષે હોવાને કારણે આપણે ડ્રોપ ડાઉન બોક્સમાંથી Tables મેમ્બર્સ ઉપર ક્લિક કરીશું
હવે ડાબી બાજુએ આવેલ ક્ષેત્રોની યાદીમાંથી નામે ક્ષેત્ર ઉપર બે વાર ક્લિક કરો અને તેને જમણી બાજુએ આવેલા લીસ્ટ યાદી બોક્સ તરફ ખસેડો
પછી ડાબી બાજુએ આવેલા ફોન ક્ષેત્ર ઉપર ક્લિક કરો અને તેને જમણી તરફ ખસેડો
નોંધ લો કે આપણે બધાજ ક્ષેત્રોને જમણી બાજુએ ખસેડવા માટે જમણી તરફ નિર્દેશ કરી રહેલા બે એરો ચિન્હનો ઉપયોગ કરી શકીએ છીએ
ચાલો હવે નીચે આવેલા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
હવે આપણે પગલું ૨ સોર્ટિંગ ઓર્ડર માં છીએ
આપણી ક્વેરીનું પરિણામ સભ્યોની અને તેમના ફોન નંબરો ની યાદી છે તેથી આપણે તેને તે રીતે જ રાખીશું અથવા આપણે યાદીને સભ્યોના નામ પ્રમાણે ગોઠવી શકીએ છીએ
બેઝ વિઝાર્ડ આપણને પરિણામમાં એક સમયે ૪ ક્ષેત્રો સુધીનું વર્ગીકરણ કરવા માટેની પરવાનગી આપે છે
હમણાં માટે ચાલો સૌથી ઉપરનાં ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીએ અને membersનામે ઉપર ક્લિક કરો
જો આપણે નામોને ચઢતા અથવા ઉતરતા ક્રમમાં વર્ગીકરણ કરવા ઈચ્છીએ તો આપણે તે પણ પસંદ કરી શકીએ છીએ
ચાલો એસેન્ડિંગ ચઢતો ક્રમ વિકલ્પ ઉપર ક્લિક કરીએ
અને આગળના પગલાં તરફ વધીએ
પગલું ૩ સર્ચ કન્ડિશન્સ
જો આપણે અમુક શરતો દ્વારા આપણા પરિણામ ને સુયોજિત કરી મર્યાદિત કરવા ઈચ્છતા હોઈએ તો આ પગલું મદદરૂપ થશે
ઉદાહરણ તરીકે આપણે આપણા પરિણામ ને ફક્ત આર અંગ્રેજી મૂળાક્ષર વડે શરૂ થતા હોય એ જ સભ્યો સાથે સુયોજિત કરી શકીએ છીએ
તે માટે આપણે ફિલ્ડ્સ ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ membersનામે ઉપર ક્લિક કરીશું
હવે કન્ડિશન ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો
અહીં વિવિધ કંડીશન ની નોંધ લો ચાલો લાઇક ઉપર ક્લિક કરીએ
વેલ્યુ ટેક્સ્ટ બોક્સ મુલ્ય લખાણ બોક્સમાં ચાલો કેપિટલ આર અને પરસેન્ટેજ સિમ્બોલ ટાઈપ કરીએ
આ રીતે આપણે સાદી અને જટિલ શરતો આપણી ક્વેરીમાં લાવી કરી શકીએ છીએ
ચાલો હવે બધાજ સભ્યોને યાદી બતાવવા માટે વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાંથી R રદ્દ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
નોંધ લો કે આપણે પગલું ૭ ઉપર આવ્યા છીએ
કારણકે આપણે એક કોષ્ટકમાંથી સાદી ક્વેરી બનાવી રહ્યા છીએ
અને આપણી આ ક્વેરી વિગતો આપશે ન કે સાર
સમરી ક્વેરીઝ એગ્રીગેટ ફંક્શન વિધેયો અને ગ્રુપિંગ દ્વારા ડેટા પ્રદર્શિત કરે છે
કેટલાક ઉદાહરણો છે બધાજ સભ્યોની ગણતરી અથવા બધી પુસ્તકોની કિંમતોનો સરવાળો
આ વિશે વિગતમાં આપણે પછીથી શીખીશું
ઠીક છે હવે અહીં ચાલો એલયાસીઝ ઉપનામો સુયોજિત કરીએ એનો અર્થ છે કે ચાલો પરિણામી યાદીમાં સરળ અને વર્ણનાત્મક લેબલો અથવા શીર્ષકો પુરા પાડીએ
તેથી નામે ફિલ્ડ ક્ષેત્ર મેમ્બર નામે એલીયાઝ ધરાવી શકે અને ફોન ફિલ્ડ ક્ષેત્ર ફોન નંબર એલીયાઝ ધરાવી શકે
તો ચાલો આ નવા એલીયાઝને બે લખાણ બોક્સોમાં ટાઈપ કરીએ અને નેક્સ્ટ બટન દબાવીએ
હવે આપણે ૮માં પગલાંમાં છીએ છેલ્લું પગલું
અહીં ચાલો આપણી સાદી કવેરીને એક સરસ વર્ણનાત્મક નામ આપીએ
ચાલો લેબલ નામે ઓએફ થે ક્વેરી સામે લિસ્ટ ઓએફ અલ્લ મેમ્બર્સ એન્ડ થેર ફોન નંબર્સ ટાઈપ કરીએ
હવે નોંધ લો કે આપણને વિઝાર્ડમાં અમારી પસંદગીઓ નું ઓવરવ્યૂ દેખાય છે
અને અહીંથી આગળ આપણે કેવી રીતે વધવા માંગીએ છીએ
ચાલો ઉપર જમણી બાજુએ આવેલાં ડિસ્પ્લે ક્વેરી વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી ફિનિશ બટન પર ક્લિક કરીએ
વિઝાર્ડ વિન્ડો બંધ થઇ ગઈ છે અને લિસ્ટ ઓએફ અલ્લ મેમ્બર્સ એન્ડ થેર ફોન નંબર્સ શીર્ષક ધરાવતી નવી વિન્ડો દેખાય છે
નોંધ લો કે આપણે તે દરેક ચાર સભ્યો જોઈ શકીએ છીએ જેમને આપણે વાસ્તવમાં મેમ્બર્સ કોષ્ટકોમાં તેમના ફોન નંબરો સાથે દાખલ કર્યા હતા
તે ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે આ યાદી અંગ્રેજી મૂળાક્ષરોનાં ચઢતા ક્રમમાં ગોઠવાયેલ છે
તો આ છે આપણી પહેલી સાદી ક્વેરી
અંતે અસાઇનમેન્ટ છે
એક ક્વેરી બનાવો જે બધીજ પુસ્તકોની યાદીને ચઢતા ક્રમમાં બતાવે
બધાજ ક્ષેત્રોનો સમાવેશ કરો
તેને લિસ્ટ ઓએફ અલ્લ બુક્સ ઇન થે લાઇબ્રેરી નામ આપો
અહીં લીબરઓફીસ બેઝમાં વિઝાર્ડના ઉપયોગ વડે ક્વેરી બનાવવાનું શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે વિઝાર્ડના ઉપયોગ વડે સાદી ક્વેરીઓ બનાવવી ક્ષેત્રો પસંદ કરવાં ક્ષેત્રોના વર્ગીકરણ ક્રમને સુયોજિત કરવું અને ક્વેરી માટે શોધનાં માપદંડ અથવા કન્ડીશન પૂરી પાડવી
મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર